અછા સર હુ સુ કવ છુ કે મે મારા અત્યારે એક અંકલ છે એમણે અત્યારે રાજસ્થાન મા છે બરોબર હવે એમના મા અવઈલેબલ છે રોમિંગ એમ પણ એમનો એમને હુ કોલ કરુ છુ તો ફ ફોન સ્વિચ ઓફ બતાવે છે એટ્લે એમનુ કાર્ડ ક અસ્તિત્વ મા નથી એવુ બધુ બતાવે છે એક વાર ચેક કરી લો ને સર સુ પ્રોબલમ સુ આવે છે નેટવર્ક નો ઇસ્યુ છે કે સુ છે પણ સર મે મેતો પકેજ કરાયુ તો એમા બ એ લોકો એ દુકાન વાળા એ કીધુ તુ કે તમારે નેશનલ રોમિંગ આવે છે અછા અછા હુ સુ કવ છુ આપડે નેશનલ રોમીંગ પણ લેવુ હોય અને કોઇ વોઇસ કોલિંગ સારુ મળતું હોય એવુ મને પેકેજ જણાવસો

કો રોજ ના બે જીબી ડેટા આવે એવો કોઈ પલાન છે સર તમારી પાસે હા ડેય્લી ટુ જીબી ડેટા આવ્તો હોય ઓકે અને કોલર ટ્યુન અંદર કરાઇ સકુ ને હુ ઓકે તો એ પેકેજ મા ફ્રિ નથી આવ્તી હા તો સર હુ ચાર સો સડી ચાર્સો પંચાસી ચાર્સો પંચાસી આટ્લુ મોંઘુ પેકેજ લવ છુ તો એમ કોઇ કોલર ટ્યુન પણ નઈ આવે મને ફ્રિ કમ્પની ની કોલર ટ્યુન હોય છે અછા બરોબર અછા તો સર તમે જે કો કોલર ટ્યુન વગર નુ જે બતાવ્યુ એ બરોબર છે કોલર ટ્યુન હવે કોણ ખરચવા જાય હવે

હુ હવે મિક્રો સિમ લવ તો હુ એમ કેટ્લ સ્ત્રોમ કેટ્લા કોનટેક સેવ કરી સકુ

મેકસિમમ ટુ હંડ્રેરેડ જેટ્લા સેવ કરી સકો એમ ને બરોબર સર

ઓકે ને ઓએ ઓ નોર્મલ સિમ મા આપ્ડે કેટલાં સેવ કરી સકિએ હોય અછા અછા અને હુ સુ કવ સર અત્યારે હુ નવુ સિમ લવ બરોબર તો એમા કોઇ મને બેનિફીટ આપસે કમ્પની

ઓકે ને વનજિરો એઈટ મા કરાવુ તો કેટ્લા કેટલા દિવસ આવ્સે સર આવુ કેવુ સર બીજી કમ્પનીઓ તો વધારે દિવસો પણ આપે છે અને બેનિફિટ પણ સર આપે છે ડેટા પણ બે જીબી જેવા ડેટા આપે છે.

આના વલા કોઇ બી આના અલાવા કોઇ બિજો બેનોફિટ આપે છે કમ્પની અછા હુ સુ કવ છુ આપડે એ એક વાર એફઆર પી રિચર્જ કરાવુ તો પછી એ હુ બિજી વખત કરાઇ સકુ ને સર એના અલાવા કોઇ બીજુ રીચાર્જ કરાઇ અછા હુ એફઆર રીચાર્જ સિવાય બીજુ કોઇ વધારે પેકેજ લવ વધારે પૈસા નુ તો એ કરવી સકુ ને અ નઈ સર ઓઇ કોઇ નઈ જાણકારી હુ સુ કેવા માંગુ છુ કે ઇનટર્નશનલ રોમિંગ નાં સુ ચાર્જિસ છે. ઓકે અલ્ગ અલ્ગ કંટ્રીમા અલ્ગ અલ્ગ ચાર્જિસ લાગસે એમ ને સર કે સેમ ચાર્જિસ હોય અને મારે કોઇ બિજા રાજ્ય મા જવુ હોય અથ આયા આપડા આ દેસ મા આ રાજ્ય મથિ બિજા રાજય મા જવુ હોય તો આ સિમ ચાલ્સે ને મને જિ સર અને સર આભાર તમારો આ માહિતી આપી બધુય સર તમારુ ખુબ ખુબ આભાર તમે હવે ખુબ સારુ સમજાવ્યું મને

હા સર હુ તમને વિચારી ને બતાવુ છુ કવ છુ તમે લાઇન પર બન્યા રેહ્જો સર તમારે ત્યા એવી કોઇ સુવિધા છે કે બધી કમ્પનિઓ ટાવર આયા નાખે તો ભાડે થી આપને ભાડુ મડે અને આપી જમિન ઉપર ટાવર નાખી સકે એવી કોઇ છે સુવિધા તમારે ત્યા એવી કોઈ સુવિધા છે તમારે ત્યા મારી પાસે જમિન પણ છે હુ તમને અવઈલેબલ કરાવુ

થીક છે સર અને કોઇ નાનુ રીચાર્જ કરાવુ હોય વેલિડીટી તો એની માટે સુ

બરોબર ઠીક છે સર સર એવુ કોઇ રિચાર્જ નથી આવ્તુ કે મારે ડેટા ના જોતા હોય કોલિંગ ના જોતુ હોય ખાલી મને વેલિડીટી મળે ઓકે એમા પચાસ દિવસ ની વેલિટી મળસે ઓકે અને એનથી વધારે દિવસની વેલિડીટી આવે ચે કે ખાલી વેલિટિ કરાઈ સકુ.

અને ખાલી ડેટા કરાવો તો એની માટે આવે છે પ્લાન કોઇ પણ એક મહિના નુ પછી પચાસ દિવસ નુ સમજાઈ દો

ના સર આની સિવાય અન્ય કોઇ જાણકારી નથી જોતી સર હુ ચ સુરેંદ્રનગર થી બોલુ છુ સુરેંદ્રનગર થી તમે થોડા આગે જસો ત્રિસ કિલોમિટર તો ત્યા અ અ મુડી વિલેજ આવે મુડી ગામ મુડી સિટી આવે છે જોકે મુડી તાલુકો કેવાય છે હા બસ એ મુડી તાલુકા એ હુ રહુ છુ મુડી તાલુકા ની પેલા પેલા મારુ એક ગામડુ આવે છે ત્યા હુ રવ છુ

થીક છે અને સારુ કેવાય સર તમે સારી મહિતી આપી મને એ બદલ ધન્યવાદ સર તમારો

અછા હુ સુ કવ છુ કે સુરેંદ્રનગર મા આપની ઓફિસ ખરી કે મારે કોઇ પૂછપરછ કરવી હોય અથવા કોઇ પ્લેન રિગાર્ડિગ કે એવુ કઈ પૂછવું હોય તો એની કોઇ ઓફિસ ખરી સુરેંદ્રનગર મા

બરોબર અને હુ સુ કવ છુ મારે આ બધા પ્લેન ને આ બધુ જાણવું હોય બરોબર તો અ મારી જાતે હુ કદાચ જાણકારી મરે મેળવી હોય તો એવુ કોઇ ખરી કોઇ એવિ સુવિધા કે મારી પાસે એંડ્રોઇડ મોબઈલ છે બરોબર

બરોબર એટલે હા બરોબર

ઓકે અછા હુ સુ કવ છુ એમાથી હુ એ એપલિકેશન માથી મારે રિચાર્જ કરવુ હોય તો થઈ સક્સે એ પ્લેન નુ બરોબર બરોબર ઠીક છે સર સર ધન્યવાદ તમે આ મને માહિતી આપી સર બદલ ખુબ ખુબ ધન્યવાદ સર તમારો

બધે સાચવી સકવી ન પદ્ધતિ ઐય્ય સંચાલકો લેવા માં આવે છે ત્યાર બાદ તેના ઉપર ના ભાગ માં થી પાણી નો પરવાહ પરચર કરવામાં આવે છે તેથી હલકા વિનહ ખોવાઈ જે છે એમાં ભારે ચુંબકીય અર્ગીકરણ પદ્ધતિ ઓ એમ ચુમબકીય ગુણધર્મ પર આધારિત છે બન્ને માંથી કોઈ કે તો તેના ચુંબકીય પદ્ધતિ અલગ કરી શકે છે દાખલા તરીકે આયર્ન વિધિ કરણ દ્વારા અલગ કરી શકાય છે આકૃતિ ને લગતા તેમાં ચુંબકીય પડતા તરફ પાડવા દેવા માં આવે છે જેથી ચુંબકીય આગળ તેના નજીક માં ફરે છે ને તેના બિન ચુંબકીય પદ્ધતિ ને દુર કરે છે ચુંબકીય વિધીકરણ થી પ્રલણ પદ્ધતિ થી આ પદ્ધતિ માં કરેલી પ્રાણી માં ઉલ્ગ્ન્ન કરવા માં આવે છે તેમાં તે થાય છે ને એકઠી કરે ત્યારે જેથી એક થી આવા માં આવે છે જે ખાય છે સરક્ષણ કરે છે આથી કાચી કેરી ઉત્તર આવે ધારા વડે બહાર કાઢી તેને ઇસ્તેમાલ કરવા માં આવે છે માટી ની આ માટે તેલ અને પાણી ની નક્કી કરી ને કરવા માં આવે છે દાખલા તરીકે અને કીડીયો અન કારણે પાણી માં જ પદ્ધતિ નો ઉપયોગ થાય છે એમાં સામાન્ય રીતે એકા એકી વ્યક્તિ હોય છે પૂર્ણ થયેલી આં તાપમાન થી બાર ધમણ અને આ રીતે મારે પસાર કરતા દારી લેવા માં આવે છે અને ગરમ કરી ને ચારે બાજુ વિકસ ગરમ દ્વારા આ પદ્ધતિ માં ને સતત ગરમ કરવા માં આવે છે ત્યારે બધા જ મળે છે આ પદ્ધતિ માં ગલન બિંદુ થી નીકળતા તાપમાન ની હવા ના બરાબર યાપેલી માં ગરમ કરવા માં આવે છે હોય તો તેને ગરમ કરતા પહેલા તેમાં થી કુક્કર ને ટૂંક માં ધાતુ અછત ના ધાતુઓ અછત તેમનું આવતા પ્રમાણે

પેપર માં ઊંચા તાપમાન હવામાન માં ધાતુ ને ગરમ કરવા માં આવે ત્યારે ધાતુ મા રૂપાંતર આયર્ન સતત ગરમ કરવા માં આવે ત્યારે ધાતુ બનવા ની ક્રિયા ને ધાતુક્ર્ણ માં માટે એને પ્રક્રિયા કરવા માં આવે છે ટૂંક માં રીડેક્ષણ કયા ધાતુ થાય છે ફેરફાર હોવું જોઈએ સમીકરણ એક માં નું મુલ્ય ગણું હોય છે જયારે બતાવતા એ આ પરિસ્થિતિ ના તાપમાન વધતા બળતા ઘી નું પ્રક્રિયા ના યુગ્મ નક્કી

જ્યારે એકદમ વપરાય ત્યારે થતા સૌ પ્રથમ દ્વારા ઉપયોગ માં લેવા માં આવે આ આવી યાન્ત્રિક્ષ યુગ્મ ના રિદેક્ક્ષન કરતા ને અને ધાતુ નું રીદેક્ષ્ણ કરતા નું હોવા થી વધુ સારું રીદેક્ષ્ carbon દ્વારા કરવા માં આવતો જો carbon દ્વારા કરવા માં આવે તો અક્શુલેખન કરે છે સામાન્ય રીતે આ પ્રક્રિયા માં બળતા ઘી માં મળે છે જો તાપમાન માં વધારો કરવા અ આવે તો ઘી માં તાપમાન એવું પસંદ કરવા માં આવે કે જેથી કરી ને બન્ને આવે આ પ્રશ્ન માં જુના આલેખ માં માં બન્ને પદાર્થ ના લેખન માટે નાં વત્ર મૂળ અવલોકન એ આવા માં સરળતા થી આ બિંદુ પ્રતિમા બે બિંદુ નો તફાવત નક્કી કરી શકે છે ઉપર ની રેખા ના આલેખન એવા તત્વો વડે કરે નીચેની રેખા વડે દર્શાવાય છે એવી રીતે સામાન્ય રીતે

બંને આલેખ ની જુદી રેખા અને નાડી ઉપર ની તરફ હોય છે જયારે ફેરફાર થાય તેમ તે આવો ફેરફાર થાય તે જ્યારે તાપમાન હોય છે ત્યારે એક બિંદુ એવું આવે છે જયારે પોતાના ઓલ્ન્ગીત આ તાપમાન થી નીચેના તાપમાન ના ઉપર બનવા માટે દેખાય છે અને આ બિંદુ થી એક પરોપકાર મુખ્ય રીતે આલેખ તૈયાર કરવા માં આવેલ છે અને એક એક minute જ્યારે નું વલણ કરવું અરે હા અર્જુન, બધા મજામાં. કેવું ચાલે છે? અરે ભાઈ જોવાની છે ને એક્ટિવ છે તો આપડે ઇન્ડિયા નું છે જે લીગ એ કાલે છે, એ તો જોવાની જ હોય ને. હા, એ તે લાઈવ નથી જોઈ નહીં તો મેં તો ચાલતું તું ત્યારે લાઈવ જ જોયું હતું એ હરાજી એ બધા પ્લેયરોની. હા, એવું જ હતું. કારણ કે એમાં કેવું છે આ ભ્રષ્ટા મોટી એક તો હરાજી હતી આ કારણ કે આપડી લીગ આ બહુ મોટી કહેવાય અત્યારે. થોડું ક ટેન્શન ના કારણે થઈ ગયું હોય ક્યારે એક્સાઈમેન્ટ કાતો ટેન્શન ના કારણે. શું પેલો તેના માટે ચક્કર આવીને ધડામ દહીં દહીં પડી ગયા હતા. હા ભાઈ એ સુરેશ રાયના આ વખતે ના લીધો ચેન્નાઈ વાળાએ. કદાચ એનું કારણ એવું હોય કે જે વખતે જ્યારે દુબઈમાં નહોતા આપડે પહેલીવાર થયું કોરોનાના કારણે. ત્યારે એના મેનેજરને સુરેશ રાયના વચ્ચે ઝઘડો થયો હતો ખબર? કે તે રૂમ ના લીધે ના લીધે મારા ખ્યાલમાં એના લીધે અત્યારે બદલો લીધો હોય. ના લીધો હોય એવું હોઈ શકે કારણ. હા એ બહુ ખોટું થઈ ગયું. એક તો ગુજરાત વાળાની હારામાં હારી જગા આપડે કહીએ કે લેવાની. તો એ જે ચેન્નઈ હતો હવે એ જ ખુદ રમવા નથી આવ્યો ગુજરાત હમણાં નથી લાગતું ક્વોલિફાઈ કરી શકે બહુ. તને શું લાગે ગુજરાતની ટીમ, તને શું લાગે ગુજરાતની ટીમ કેવી બની છે પેપર ઉપર?

હા એ તો છે એ તો કઈંક નવો આ લાવ્યા છે ક્યા મતલબ હવે જોઈએ કેવું કામ કરે હાર્દિક પંડ્યા અને અત્યાર સુધી એને કોઈ દિવસ કેપ્ટનશીપ કરી નથી ક્યારેય. હા, ફોર્મ માં પણ આવશે જે મુંબઈની મેચમાં છેલ્લા સીજનમાં રમેલો ત્યારે ફોર્મમાં પણ નહોતો આવતો. નાના નાના સ્કોર કરીને દસ પંદર રનમાં આઉટ થઈ જતો હતો. ના અચ્છા કુણાલ પંડ્યા સાથે પેલું ઓલુ ભી થઈ ગયું ને પેલુ દીપક ઉડા ગુડ્ડા ગુડ્ડા સાથે થયું તું એલિફન્ટ કવર્સિયા હૈદરાબાદ આ બે બરોડા બરોડામાં હતો રણજી ટ્રોફી ટીમમાં ત્યારે હવે અત્યારે બે કઈ કારણ છે બસ એટલું

હા બોલિંગ ટીમ તો એક રીતે થઈ ગઈ છે આપડી તાકાત વાડી. પણ બેટિંગમાં શું છે હમણાં? આરસીબીને દર વખતે શું થાય છે કે બેટિંગ ચાલી જાય બોલિંગમાં પ્રોબ્લેમ થઈ જાય એ લોકોને એટલે ક્વોલિફાઇ નથી કરતા અથવા

તો બેલેન્સ સ્ટીમ હતી એ તો એનાં કારણે એ લોકો ટ્રોફી જીતી શકે છે. હા એના લગ્ન છે ને એટલે આઇપીએલ તો નહીં રમે. પણ થોડા અડધા આઇપીએલ સુધી જ છે. પછી તો પાછો આવવાનો જ એવું કઈંક હતું.

હા એના કરતા તો ચહલ સારો હતો. ચહલને પણ લેવો જ જોઈએ એ લોકોએ. હા એ વધારે આપી છે કિંમત. સિરાજને, સિરાજ અને હર્ષલ પટેલ એટલી બધી કિંમત અ નથી એટલી બધી એ લોકોની કિંમત. થોડાક ઓછામાં કરી દીધા હોત તો થઈ જતું એ લોકોનું.

હા આ વખતે રાજસ્થાની ટીમ જોરદાર બની છે સૌથી સારી અને કે જો એમની પાસે બેટિંગમાં આવ્યા છે દેવદત્ત પડીકલ આવી ગયો છે. એટલે બીડર ઓર્ડરમાં હેલ્પ થઈ જશે થોડું એ લોકોને. પછી બોલિંગમાં ચહલને લીધો અને વોલ્ટરને લીધો અને એક સ્પિનર હોય એક જોરદાર ફાસ્ટ બોલર હે જોરદાર આવી ગયો એ લોકો જોડે. હા, કેપ્ટન જ છે સંજુ સેમસંગ. બે જોરદાર સ્પીનર થઈ ગયા. ફાસ્ટ બોલર સરખા એવા થઈ ગયા એ લોકો પાસે. એટલે આમ બેલેન્સ સ્ટીમ લાગે છે જોયું તે. એવું ગુજરાતમાં નથી થતું. અરે ડેવિડ વોર્નર આઈ ગયો. પૃથ્વી શો પછી શેખર ધવન આવી ગયો છે. હા દિલ્હી તો ભાઈ જોરદાર કામ કરે છે ઓક્શનમાં દર વખતે. થોડું થોડું સારુ પર્ફોર્મન્સ વધતું જાય છે. દર વખતે સારું દેખાવ વધતો જાય છે. એનો માલિક જબરો ચાલ્યો તો ને આ વખતે. બહુ બીન્સ બન્યા હતા એની ઉપર, ઓક્શન ઉપર. હૈદરાબાદનું કામ આ વખતે ના પડવું જોઈએ. એ મને લાગે છે સારું પર્ફોર્મન્સ કરી શકે. હા, મને પણ એ જ લાગે છે. છેલ્લા નંબર પર હૈદરાબાદ એની ઉપર હું કહેવાય? એની ઉપર કદાચ બીજી કઈ કહેવાય છે? હા લખનઉ, લખનઉ ની ટીમ થોડીક સારી દેખાય છે. પણ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં નથી લાગતું સારું.

દિલ્હી એ સાદુ ઠાકોર લઈ લીધો. ખબર છે તને? એનું નામ જોયું હતું તે? હા એક દિલ્હી એ સારું કામ કર્યું

હા પર ગયા વર્ષે તો વધ્યું હતું. બધાને એક ઓલરાઉન્ડર એવો જોઈતો તો એટલે સ્પીન કરી શકતો હોય. એમાં એની કિંમત હતી એના કરતાં વધારે મળી હતી એને. અને કંઈ ખાસ એનો એવો કંઈ પર્ફોમન્સ રહ્યું નથી. આપડે હૈદરાબાદ આ રાજસ્થાનમાં તો અત્યારે જોઈએ કે ચેન્નઈમાં જો કે એને રમવાનું ચાન્સ જ નહોતો મળ્યો. ઓછો મળ્યો તો સાઉ. રાજસ્થાનમાં તો અત્યારે એનો પર્ફોમન્સ એવું જ સારું હતું. એ તો ઠીક મીન્સ મીન્સ વિથ અ અનફોલ્ડ ગયો. સ્ટીવ બેટિંગ જોરદાર કરે છે. તોય

એ બી અનફોલ્ડ ગયો. હા. કલકત્તાની ટીમ થોડી ક સારી દેખાય છે.

હા, આજે શ્રીલંકા જોડે છે ને આજે તો શું કે વિરાટ કોહલી સોમી ટેસ્ટ મેચ છે. હા એ તો ભાઈ ચાલે છે એનું પરફોર્મન્સ ખરાબ થઈ ગયું છે હમણાં ખબર નહીં કયા રીતે. કયા કારણો છે જે સરખું ધ્યાન નથી આપતો કે શું છે એવું બધું. હા, પણ એ છે જ ને પર્ફોર્મન્સ નથી હવે એનામાં. કારણકે એનાં ભાઈ એ સારું એવું સ્ટેન્ડર્ડ કરી દીધું છે પોતાનું અને પછી આવું રમે તો,

હા, મળીએ ક્યારેક. આવો ગમે ત્યારે આપડે મુલાકાત કરીએ. આવજો.

હા madam ચોક્કસ, આપ કઈ જગ્યા થી બોલો છો? બરોબર. જામનગર proper માં આપને franchise જોઈએ છે? okay madam. આપનું પૂરું નામ જાણી શકું? okay madam. વૈશા ધાર્મિકભાઈ કોટેચા. બરોબર? અ madam આપ શાનો business કરી રહ્યા છો અત્યારે હાલમાં?

Okay madam. જો આપને એની અંદર પહેલા જણાવી દઉં. કે જો તમારે wholesaler dealership જોઈતી હોય, તો તમારે પહેલા તો registration બંનેમાં કરાવવું પડશે. retailer હોય તો તમે dealership પાસેથી જો direct માલ ખરીદવા માંગતા હોય, તો હુન્ન આપને અ dealers ના નંબર આપી દઉં. એમની પાસે માલ લાવીને વહેંચી શકો છો. બટ, જો તમારે company માંથી માલ લેવો હોય અને કંપની પાસે થી એ માલ લઈને પોતે wholesale કરવું હોય તથા retail બંને કરવું હોય dealership કરવી હોય, તો આપને પહેલા એક registration કરાવાનું રહેશે. એ registration fees તમારી પચ્ચીસો રૂપિયા છે.

ઓકે. તો હું આપને એ જણાવી દઉં, કઈ રીતે આપ dealership લઇ શકશો. બરોબર? હા. તો સર્વ પ્રથમ તમારે છે ને અમારી અ internet ની અંદર જઈને છે ને આમ WWW dot ગોપાલ નમકીન dot com કરવાનું રહેશે. અ જેનાથી અમારી website છે એ open થઇ જશે. એની અંદર તમને option આપવામાં આવે છે, કે ભઈ third કે forth option માં હશે કે dealership એન્ડ membership. એની અંદર તમે જયારે એ site open કરશો ત્યારે એમાં તમને એક form આપવામાં આવશે. એ form ની અંદર તમારે તમારું પૂરું નામ જણાવાનું રહેશે, આપ ક્યાં area માં રહો છો એ area નું નામ, વિસ્તારનું નામ. તમારું address, તમારો mobile number, એ સિવાય પછી gender છે, તમારું nationalism, તમારું city, state, PIN code number city નો. પછી તમારી E mail ID. e mail ID તમે જે use કરતા હોય, તે તમારે અંદર enter કરવાની રહેશે. ત્યાર બાદ આપ શાનો business કરી રહ્યા છો, બરોબર? એ જણાવાનું છે. બરોબર? આ form madam તમે કોઈ પણ language માં ભરી શકો છો. English પણ હશે, ગુજરાતી પણ હશે, અને હિન્દી હશે. ત્રણ language માં તમને આપવામાં આવશે. તમારે જે language માં તમને અનુકૂળ આવે એ language માં આપ form ભરી શકશો. ત્યારબાદ તમારે એની અંદર એ લખવાનું રહેશે કે તમે શાનો business કરો છો. જો આપની શોપ હોય, તો એ શોપ કઈ જગ્યાએ છે, બરોબર? એ લખવાનું રહેશે. પછી એ તમારે એ પણ જણાવું પડશે, કે ભઈ, તમે monthly તમારી income કેટલી shop પરથી થાય છે, બરોબર? એ સિવાય તમે GST number use કરો છો, તો GST number તમારો શું છે? એ GST number જણાવો પડશે. ત્યારબાદ તમારે તમારો જે municipal corporation નો certificate નો જે number છે, તમારી દુકાન નો, જે shop નો એ પણ તમારે લખવાનો રહેશે. આટલી માહિતી complete કરી દીધા પછી, તમારે એક photo તમારો scan કરી અહીયાં નીચે લગાવેલો છે, જે જગ્યા આપેલી હશે box માં, એ boxes માં લખવાનો લગાવાનો રહેશે. પણ એની નીચે, તમારો fence અ બગડે નહીં એ રીતે marker થી sign કરવાની છે, તમારે તમારા ફોટા પર. પછી photo લગાવાનો રહેશે. ત્યારબાદ madam તમારે અ તમારા બે એવા વ્યક્તિના number and કરવાના રહેશે, enter કરવાના.

ત્યાર બાદ તમારે એક એ બી કામ કરવાનું છે, કે અંદર તમને agreement આપવામાં આવશે, બરોબર? જે agreement તમારો open નહીં થાય but તમે જયારે પૈસા જમા કરાવશો, એને નીચે તમને details આપેલી છે.